બાકી હું તો PC પર જ શું? હા હા એ તો apple નું performance તો બધે મસ્ત હશે એમાં ભી શું કેહવાય apple તો બધી જગ્યા એ સારું ચાલશે તારે એમાં તો editing કરવી હોય video editing કારણ કે તારે four k માં કે એવી રીતના તું ભી apple માંથી જે macbook માં plus તારે gaming જેટલું નહીં કરાય પણ તારે programming કરવું હોય તું એક નવું આમ coading ભી શીખ્યો કે એવી રીતના કે તું તારે programming સાઇડ માંથી કરવું હોય application બનાવવી હોય એના માટે તારે macbook best રેહશે પણ એનું તારે budget થોડું high જેટલું રેહવું છે.

લઈ તો લીધું પછી બે વર્ષ થશે lag થાય છે સાલું laptop ચાલુ નથી થતું પછી અહિયાં service માં આપવાનું થશે ને એવું બધુ થઈ જશે.

Asus નું ખ્યાલ નહીં મને એટલો use નથી કર્યો ને એટલે મને Asus મા એટલો interest નથી ને એટલે મે એમા તપાસ ભી નથી કરી મેં mostly તને કહું ને HP dell છે કે પછી આ macbook એ બધાનું છે મને અત્યારે ખ્યાલ હોય તે મને phone કર્યો મને એનું જ વિશે idea છે શું કહે છે? હમ HP જ પણ એક વસ્તુ સાંભળ હજી જોજે જે મતલબ તું જે ભી લેને service center તારાથી નજીક હોય નહિતર પછી દૂર હશે ને તો તારે ધક્કા ખાવા કઈક થયું હશે ને તો ધક્કા ખાવા માં problem થશે.

હા તો તો વાંધો નહી એ શું કેહવાય એવી રીતના જોજે અને શું કેહવાય warranty કેવી રીતના જોજે કે શું કેહવાય સસ્તા માં અને સારી એવી warranty મળતી હોય બે વર્ષ કે એવી રીતના તો હા વાંધો નહીં જે હોય એ નક્કી કરીને કહે મતલબ આપણે શું કેહવાય એવું હોય ને તો તું લેવા જાય ને તો મારું ઘર તો જોયું જ છે ને કાંતો મને call કરજે ને હું તને મળવા આવી જઈશ. અને પછી મને લઈ જજે જોડે હું એ ભાઈ જોડે વાત કરી લઇશ હમ હા આપડે બંને જોડે જઈશું અને એમની જોડે હું વાત કરી લઇશ કેવું લેવું એ રીત નું બરોબર

તો margin તો આપનું જે લખાણ છે એ લખાણ ની ચારે બાજું જે આપડે જાગીય છોડીએ છે એને margin કહેવા માં આવે છે જેમ કૅ આપડે વાત કરતાંતા ms word તો ms word ની અંદર તમારું page word તો પેજ માં જે લખાણ એ છેક આટલે થી ના થાય okay આટલે થી ચાલુ થતું હતું તમને ખબર હોય કૅ આ રીતે લખાણ લખતાતા તો એ જે ઉપર જગ્યા છોડી નીચે જગ્યા છોડશે અહીંયા laft side જગ્યા છૂટશે એને margin કહેવાય માલ તો સાહેબ ms excel ની અંદર બધા ખાના આવે તો એમાં margin ક્યાં આવે તો એમાં margin આવે છે print વખતે તો એમ એટલે કે શું? તો જ્યારે કે તમે ms excel ની print કરાવજો હવે સમજી લો જ્યારે ms excel નું પેજ હવે print કરાવશો ત્યારે અહીંયા થી ખાના નહીં આવે okay આવી રીતના print નય નિકડે ના આ રીત ના print નય નિકડે print નિકડસે પણ આટલે થી નિકડસે આ રીતે નિકડસે okay તો આયા જે ઉપર જાગીયા છોડી તે આયા left side છોડી આયા right side જોઈ આયા નીચે છોડી એને margin કહેવાય છે જેમકે તમે image ની અંદર જોય સકો છો જ્યારે પણ આની print નિકાડસો ત્યારે ઉપર જાગીયા છૂટસે print માં side માં નીચે આ બાજુ બધી બાજુ ધીમે ધીમે જાગીયા છૂટસે એને સુ કેવા માં આવે છેએને એને શું કહેવામાં આવે છે ને margin કહેવામાં આવે છે હવે જેમ MS Word ની અંદર ચારે તરફની margin છે એ રીતના અહીંયા નથી આવે યાદ રાખ જો બધી side margin અલગ અલગ છે top અને bottom top અને bottom માં one point nine સેન્ટીમીટર નું margin ખૂટે છે જ્યારે તમે print કાઢવો છો ત્યારે એને તમે વધઘટ કરી સકો છો પણ by default margin કેટલું હોયે top અને bottom માં એક point નવ સેન્ટીમીટર જેટલું હોયે laft અને right એટલે કે આ side અને આ side તો એમાં કેટલું હોયે one point eight અને one point eight સેન્ટીમીટર okay તો laft અને right આ બને સાઇડ કેટલું margin જોવા મડ્સે એક point આઠ સેન્ટીમીટર હવે એમાં તમે header અને footer add કરશો

તો તમે આયા જોવો તો આ જે છે top નું છે margin okay આ સુ છે તમરું header અને આ છે footer okay આયા છે left અને આયા right તો આયા તમારે યાદ રખવાનું છે કૅ ચારે ચાર તરફ ના okay margin અલગ અલગ છે top અને bottom નું સરખું છે left અને right નું સરખું છે અને header અને footer નું સરખું છેતો આ બધી વસ્તુ આપણે યાદ રાખીશું તો યાદ રાખજો very very important વસ્તુ છે MS Word ની અંડર બધા માં same અજ આવે પણ આયા બધા માં same નથી left right માં એક point પાંચ સેન્ટીમીટર છે header footer માં જીરો point પાંચ સેન્ટીમીટર છે હવે વાત કરીયે zoom ની તો simple વસ્તુ છે મૈ જેમ વાત કરી MS Word ની અંદર zoom કેટલું હોય minimum zoom દસ ટકા હતું અને maximum zoom પાનસો ટકા હતું ખાલી એ યાદ રાખ જો maximum zoom ચારસો ટકા થાય અને આગડ પાવર point જોયું તું તો maximum zoom ચારસો ટકા હતું પાનસો ટકા નય હોય ખાલી ને MS Word ની અંદર ખાલી maximum zoom પાનસો ટકા થાય છે by default zoom તમને કેટલું હોય તો સો ટકા એટલે જ્યારે MS Excel open કરો છો ત્યારે by default શું તમને કેટલું જોવા મળશે સો ટકા જોવા મળશે minimum zoom કેટલું out કરી શકો છો તો દસ ટકાકરી શકો છો અને maximum કેટલું તમે zoom in કરી સકો તો ચારસો ટકા કરી સકો તો યાદ રાખીસું આપડે okay default word sheet મૈ તમને આગડ વાત કરી એમ જ્યારે by default ત્રણ sheet આપે છે sheet one sheet two અને sheet three તો યાદ રાખ જો ત્રણ શીટ આપવામાં આવે છે by defailt ની okay default cell adress તો default cell address જ્યારે તમે MS Excel open કરો છો તીરે by default કયું cell active હસે તો યાદ રાખજો પહેલા નંબરનો એ by default રીતે active હશે એટલે MS Excel કરો છો એટલે પહેલું જે ખાનુ હોય એ આપણું શું હોય ત્યાં આપણે લખાણ લખવું હોય એ લખી શકે છે એટલે કે by default પહેલા નંબરનું જે cell હશે એ active હશે અને એ cell નો average કયુ હસે તો a one okay તો first cell નો address કેવું હોય a one a one કેવી રીત ના આયા તમે જોવો એ નંબર ની column છે અને એક નંબર ની row છે પેલા column લખીસું પછી row લખીસું એના થી cell addres

તો અનુ સુ થસે આયા c છે તો c લખી દઈસુ રો કઈ છે ત્રીજા નંબર ની t tree તો આ રીત ના સુ બને છે એના cell address બને છે i hope આટલે સુધી બધા ને clear હસે હવે વાત કરીયે first cell address જોયું તો last cell address જોવું પડે કે MS Excel નો અંત ક્યારે તો ભાઈ કયાર સુધી આ ખાના ખાના જોવા પડે

દસલાખ અદ્તાલીશ્હાજર્પંસો ને છોતેર પણ બહજાર ત્રણ પ્રમાણે આય week પાશટહજાર પાનસો ને છત્રી આવે સાહેબ આ બધુ સુ છે આ બધુ સમજયા પેહલા, મારે તમને એ સમજાવું પડસે કૅ આ cell address column કય રીત ના મડે છે okay હવે ધ્યાન થી સમજ જો okay ધ્યાન થી આયા એક વસ્તુ સમજો કૅ ભાઈ આ cell address છે આ આપવામાં કય રીત ના આવે છે હવે તમે કૉલમ તો લખી દીધી a b c d e f ચાલો હવે તમને હું એક વસ્તુ થી સમજાય દવ okay okay ચાલો આટલે થી હું તમને સમજાવું તો આયા તમે જોવો a b c d e f g h i j k l પછી આગડ સુ તો l પછી m n o p આટલે લય z સુધી હવે z સુધી કેટલા થાય છવીશ થાય હવે જેડ પછી સુ આપવામાં આયુ okay z સુધી આપડે પૂરું કરિયું a b c d થી લય ને z સુધી પછી z પછી સુ તો z પછી આ રીતના આપવા માં અવસે એએ ab ac ad

bb bd આરિતના નામ આપવા માં આવસે પછી bz સુધી આવસે પછી સુ થસે ca cb આ રીત ના નામ આપવામાં આવસે ચેલે zz આવસે okay z સુધી અપડે પૂરું કરી દીધું એના પછી ત્રણ ત્રણ ના ચાલુ થસે aaa aab aac આ રીત ના સેલ address ચાલુ થસે આ રીતના જોવો aaz આવી ગયું abc આ રીત ના ચાલુ થસે abcd abcd આ રીત ના થસે પછી abz આવી ગયું પછી aca abc એટલે કૅ સમજો છો કૅ કય રીત કૉલમના નામ આપવા માં આવે છે પછી a a b a a d આ રીતના એની લાઈન પકડવાની પછી બી ની z બધાની થોડા કર્યા પછી a a b a c આ રીતના ચાલુ કરશે તો આવી રીતે કોલમ ના નામ લખવાના આવે છે જ્યારે એની અંદર simple આંકડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગ્યાર આ રીતના નામ આપવામાં આવે છે તો આ વસ્તુ આપણને અત્યાર સુધી clear છે હવે આ ખબર પડી કે હવે આપણને easy થઈ જશે તો last cell address થશે ffd હવે આ ffd કેવી રીતના બધાને clear હશે વે આ ffd કઈ રીતના આવ્યું હશે આ વસ્તુ બધાને clear હશે જો આપણે ચાલુ કર્યું aab okay તો હવે આને શું કહેવામાં આવે છે આ રીતે જતા જતા ffd શું કહીશું આને આપણે કોલમ આપવાનો છે ffb સુધી આપવામાં આવે છે આવો બે હજાર ત્રણ પ્રમાણે યાદ રાખજો કે બે હજાર ત્રણ થી પહેલા આટલી બધી કોલમ આટલી બધી આટલી બધી કોલમ છે અને આટલી બધી રો છે કોલમ અને રો હતી okay અત્યારના latest બે હજાર ત્રણ પ્રમાણે ખાલી ને ખાલી ખાલી ને ખાલી ibib સુધી તો આટલે સુધી શું હતું simple કોલમ ના નામ હતાને રો કેટલી હતી પાસઠ હજાર પાંચસો છત્રીસ હતીબે હજાર ત્રણના MS Excel લ પ્રમાણે તો બે હજાર ત્રણ પછી જેટલા પણ version આવ્યા એની અંદર કોલમ અને રો ની સંખ્યા વધારી દેવામાં આવી છે

તો સૌથી પહેલા આપણે બે હજાર ત્રણ અને નીચેનામાંથી બે હજાર બે બે હજાર ઍક okay નીચેની વાત કરું છું તો બે હજાર ત્રણ સુધી જે પણ MS Excel આવ્યું એની અંદર રો કેટલી હતી કોલમ કેટલી હતી અને કેટલા હતા તો સેલ કેટલા હતા okay તો રો કેટલી હતી તો યાદ રાખજો પાસઠ હજાર પચસો છત્રીસ કેટલી હતી પાસઠ હજાર પચસો છત્રીસ બે હજાર ત્રણ ના વર્ગ પ્રમાણે કેટલી હતીપાસઠ હજાર પચસો છત્રીસ અને કોલમ કેટલી હતી એટલે કે ib હવે ib એટલે કેટલી તો પંજાબમાં કહીએ તો બસો છપણ હવે બસો છપણ જેવી કે આપે a b c d તો એક બે ત્રણ ચાર આવા નંબર આપવા જ જઈએ okay ગણવા માટે આવી રીતે નંબર આપવા જોઈએ જ્યારે practice હતી તો એ એટલે તારીખ અને નંબર આપવા જઈએ તો બસો છપણ નંબર ib ગયા છે તો બસો છપણ તો છેલ્લી કોલમ બે હજાર ત્રણ પ્રમાણે હતી ib તો કયા નંબરનું પેજ તો બસો છપણ નંબરની છે તો આપણે આજ શું રાખીશું યાદ રાખીશું હવે આ પણ યાદ રાખજો બસો છપણ એટલે એક કોલમ હતી બસો છપણ કોલમ હતી હવે રો અને કોલમનો ગુણાકાર કરો એટલે તમને સેલ મળે કેટલા સેલ એટલે સેલ નો મતલબ શું ખાના okay આજે ખાના છે ખાના બે હજાર ત્રણ માં કેટલા હતા? બે હજાર ત્રણ માં આ સેલનો રો અને કોલમનો ગુણાકાર કરો પાસઠ હજાર પચસો છત્રીસ ગુણ્યા બસો છપણ કરો

હવે અત્યારનું જે latest ચાલે છે એટલે કે latest ચાલે છે બે હજાર ઓગણીસ નું તોબે હજાર ચાર બે હજાર તેર બે હજાર સોડ ઓગણીસ જેટલા પણ version આવ્યા તેમાં કોલમ અને રોની સંખ્યા વધારી દેવામાં આવી છે કે અત્યારનું જે latest ચાલે છે તેમાં રો કેટલી છે તો દસ લાખ અડતાલીસ હજાર પચસો છોતેર કેટલી છે દસ લાખ અડતાલીસ હજાર પચસો છોતેર હવે કોલમ કેટલી છે તો ffd તેમાં ib સુધી તો એ એ એ એટલે કે આમાં ચેક આગળ વધારીએ okay તો zz સુધી એ એ આવે એ બી આવી ગયો આવી રીતના hfd સુધી શું છે કોલમ ના નામ આપવામાં આવે છે અને એક કોલમ આંકડાની અંદર કેટલી છે તો સોડ હજાર ત્રણસો ચોર્યાસી કેટલી છે સોડ હજાર ત્રણસો ચોર્યાસી

સોડ હજાર ત્રણસો ચોર્યાસી કરો એટલે કે સેલ ની સંખ્યા મળે એ સેલ કેટલી છે તો સતાર અજબ સતાર કરોસ અથાનું લાખ ઓગણ સિતર હજાર અકસો ને ચોર્યાસી અત્યારે સેલ આપવામાં આવે છે ઓકે તો સાહેબ અમારે શું યાદ રાખવું તો યાર તમારે બને રાખવાના કારણ કે તમને exam ની અંદર કોઈપણ વસ્તુ પૂછી શકે છે અત્યારના latest પ્રમાણે પણ સેલ અરે sorry કોલમની સંખ્યા પૂછી શકે છે અને બે હજાર ત્રણ પ્રમાણે પણ તમને રો અને કોલમની સંખ્યા પૂછી શકે છે તો બંને વસ્તુ આપણે યાદ રાખીશું તો બે હજાર ત્રણ એ નવા version ની અંદર કેટલા કોલમ હતી અને અત્યારનું જે latest version ચાલે છે બે હજાર ચાર અને પછી ને પણ version આવ્યા તો એની અંદર રો અને કોલમ કેટલી છે તો આ અત્યાર સુધી આટલે સુધી clear હશે okay હવે very very important છે exam ની અંદર કેટલી વખત પુછાય છે ઘણી વખત પૂછાઈ ગયેલું છે by default રો height કેટલી હોય okay તો હવે simple વસ્તુ છે કે અહીંયા એક ખાનું છે ઓકે અહીંયા એક ખાનું છે હવે રો એટલે શું એક બે ત્રણ અને row કહેવામાં આવે એટલે કે abc આને શું કહેવામાં આવે column કહેવામાં આવે okay તો એને શું કીધું છે કે default row hight એટલે જુઓ તો row કહેવામાં આવે તો default row hight કેટલી હોય તો યાદ રાખજો પંદર point પંદર point હવે અહિયાં સેન્ટીમીટર ના લગતા પંદર સેન્ટીમીટર એટલે ઘણું બધું થઈ જાય

હવે પહોળાઈ કેટલી હોય તો default રોની અત્યારની પહોળાઈ કેટલી હોય છે તો આઠ point તેતાલીસ પોઈન્ટ સેન્ટીમીટર માં મળ્યું MM આપવી આ point વસ્તુ શું છે point માં તમને સમજાવું છું એટલું બધું important નથી. પણ આ વસ્તુ most most imp યાદ છે યાદ રાખજો default કેટલી હોય જ્યારે પણ તમે MS Excel open કરો એટલે જ્યારે આ column ની default row height કેટલી હોય તો પંદર point હોય કેટલી હોય પંદર point હોય અને default કેટલી હોય ઓકે તોઆઠ point તેતાલીસ સેન્ટીમીટર એ sorry સેન્ટીમીટર ક્યાં આવે okay point okay હવે સેન્ટીમીટર એટલે point વચ્ચેનો સંબંધ તો આ બંનેનું શું પૂછાતું નથી પરંતુ તમને સમજવા માટે કહું છું કે ભાઈ સેન્ટીમીટર અને point વચ્ચેનો radiation કઈ રીતના છે કે યાદ રાખજો કે પિક્ચર જોડે છે અને પિક્સેલનો radiation સેન્ટિમીટર જોઈએ છે એટલે આપણને સેન્ટીમીટર નો ખબર પડે ના પિક્ચર ની અંદર ખબર પડે પડે પણ just example તરીકે તમને સમજાવી દઉં પણ જ્યારે નવ point હોય ને તો બાર પીક્સ થાય દસ point હોય ને તો તેર આગયાર point હોય તો ચૌદ પીક્સલ આગયાર point હોય તો પંદર પીક્સલ એટલે હવે તમે જોશોતો point આ સામે તો સામે રેય છે પણ અહિયાં પીક્સલ વધી જાય છે એવી રીતના બાર point આ સોડ અગિયાર point હોય તો સતાર

એટલે કે pulse ત્રણ pulse ત્રણ એટલે કે નવ point બરાબર તમે પ્રસરણ કરો દસ અગિયાર બાર એટલે કે બાર પિક્સલ okay અહીંયા થી તમે જુઓ કે પિક્સલ છે એ point થી ત્રણ વધારે હોય છે તમે યાદ રાખો. આ radiation તમને સમજાવું છું ઓકે આ બધું પૂછાતું નથી આ just આજે જ તમને સમજાવું છું કારણ કે અહીંયા point શબ્દ આવે કે ભાઈ આઠ point તેતાલીસ point પંદર point એટલે શું એ તમને ખબર હોય છે okay હવે પિક્સેલ અને point નો radiation ખબર પડી ગઈ હવે કેટલા પીક્સલ બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો યાદ રાખજો કે અંદાજિત આઠ પીક્સલ થાય ને કદાચ અદાજીત પચાસ થાય એટલે કે ઍક point ત્રણ સેન્ટીમીટર જેટલું થાય okay એક સેન્ટિમીટર complete થાય યાદ રાખજો જ્યારે પચાસ ભેગા થાય ત્યારે એક સેન્ટિમીટર થાય okay ટૂંકમાં આટલું સમજી લો કે point નું પિક્ચર જોડે relation છે અને પિક્સેલ નું સેન્ટીમીટર relation છે પણ આ બધું પુછાતું નથી okay આગળ વધે છે કે ભાઈ MSexcel ની અંદર default save name જોવાય very important છે યાદ રાખજો કે MS Word ની અંદર આપણે જોયો જોવા ગયા હતા કે જ્યારે MS Word જ open કરશે ત્યારે અનુ by default file name સુ હોય ચ તો અનુ by default file name તમને જોવા મડ્સે ડોકયુમેંટ માં

તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું.

એની સાથે જોડાયેલા પાત્રો જ હતા. આ એક સ્વપ્ન જેવી અવસ્થા હતી. એ કુટેરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એને સ્પેશિયલ ટેક્સી કરી અને દોઢ કલાકમાં હરિદ્વાર પહોંચી ગયો. ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીજ ટ્રાફિક રહે છે. એટલે એ ટેક્સી એ વધારે સમય લીધો ઋષિ કેસમાં એટલું રોકાણ થશે, એની એને કોઈ કલ્પના ન હતી. એટલે return ticket એને લીધી ન હતી. એ સૌથી પહેલા હરિદ્વાર રેલ્વે સ્ટેશન એ ગયો. એના સારા નસીબે અમદાવાદ સુધીની first class reserve ટિકિટ એને મળી ગઈ. એ દિલ્હી જઈને ફ્લાઇટમાં પણ અમદાવાદ જઈ શક્યો હતો. પરંતુ એવી એને કહીએ જ ઉતાવળ ન હતી. અહીંના વાતાવરણમાં હજુ આધ્યાત્મિક મૂળમાં જ હતું. ચાલો અમદાવાદ સુધી તો પહોંચી જવું પછી સુરત માટે સાંજે ઘણી ટ્રેનો મળી રહેશે. કારણ કે યોગા એક્સપ્રેસ ટ્રેન હજુ આવતીકાલે બપોરે સાડાત્રણ વાગે વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચવાની હતી. હરિદ્વાર ફ્રી ટ્રેન હજુ સાંજે ચાર વાગે ઉપડતી હતી. હજુ એની પાસે એક કલાક હતો. સવારથી એ જમ્યો ન હતો. કકડીને ભૂખ લાગી હતી. એણે સૌથી પહેલા સ્ટેશનની નજીકના જ ગુજરાત ભવનમાં જઈને ભોજન કરી લીધું. યાત્રાળુઓના કારણે ધર્મશાળામાં પણ ભીડ બહુ હતી. ચાર વાગે ટ્રેન ઉપડી તે સાથે જ કેતન ફરી, પાછા વિચારોમાં ચડી ગયો. એની સાથે જે કંઈ પણ બન્યું હતું એ સમજવા નહોતું આવતું. એ ગાડીમાં પોતાને જામનગરનો ચેતન સમજી ગયો. કે ક્યારેક તો એ સુરતની વાસ્તવિકમાં, વાસ્તવિકતામાં પાછો આવી જતો હતો. એના મનમાં એક વિચાર આવ્યો. એણે એના પપ્પા જગદીશ ભાઈ ને ફોન કર્યો. પપ્પા કેતન બોલું. તમે ક્યાં છો અત્યારે? કેતન થી પૂછાઈ ગયું અત્યારે તો ઓફિસમાં જ હોઉં ને. કેમ કંઈ કામ હતું? તું તો અત્યારે ઋષિકેશ જ છે ને? પપ્પાએ પૂછ્યું. હા પપ્પા ઋષિકેશમાં જ છું. બસ ખાલી એમ જ ફોન કર્યો. કેતને બીજી કઈ ચોખવટ ન કરી કે હું નીકળી ગયો છું. એ પછી એણે જાનકીને ફોન કર્યો. હજુ એના મગજમાં બેસતું જ ન હતું. કે એના લગ્ન જાનકી સાથે થયા જ નથી. આટલો મોટો ખર્ચો કરીને માટુંગા પોતે પરણવા ગયો. હરે દુબઈ જઈને ત્રણ દિવસનો honeymoon enjoy કર્યું. અને સ્વામીજી કહે છે બધી માયાજાળ હતી. તારા લગ્ન તો થયા જ નથી. અરે જાનકી તું ક્યાં છે અત્યારે? તેને પૂછ્યું. તારે શું વાત છે આ તો કેતન નો અવાજ છે? આટલા સમય પછી તને મારી યાદ કેમ આવી સાહેબ?

કેતન બધું સમજી ગયો. એને કંઈ પૂછવા જેવું રહ્યું જ નહીં. આ એક મહિનાથી ઇન્ડિયા આવી ગયો છું. આ તો તારો નંબર ચેક કરવો હતો કે નંબર બદલાયો તો નથી ને? કેતન બોલ્યો. મારો નંબર કેવી રીતે બદલાય સાહેબ તમારો જૂનો નંબર ટ્રાય કરેલો. પણ એ સર્વિસમાં નથી એવું આવતું હતું. જાનકી બોલી. તારી અને મમ્મી પપ્પાની તબિયત તો સારી છે ને કેતન ને જાનકી એ પ્રેમથી પૂછ્યું. હા કેતન બધાની તબિયત સારી છે મુંબઈ ક્યારે આવો છો? જાનકી એ પૂછ્યું. બસ બહુ જલદી મળશો આપણે. કહીને કે તને ફોન કટ કર્યો. સ્વામીજીની વાત તો સાચી લાગે છે પણ સ્વપ્ન અવસ્થામાં પોતે વારાણસીમાં ડૂબી ગયો હતો. અને આખો પરિવાર છેલ્લે વારાણસીમાં જ હતો પરંતુ અત્યારે કોઈ વારાણસી થી બોલતું નથી. અને કઈ ટેન્શનમાં નથી જાનકી પણ મુંબઈમાં જ છે. હવે અસલમ ને ફોન કરવા દે. અસલમ શાહ માલેકુમ અસ્સલામ. કેતન બોલ્યું કેતન બોલ્યો. માલેકુમ સલામ આજે બે વર્ષ પછી તારો અવાજ સાંભળવા મળ્યો. અમેરિકાથી આવી ગયો? અસલમ બોલ્યો. હા એક મહિનો થયો. શું કરે છે તું આજકાલ કે તને પૂછ્યું આડાજણમાં એ એરિયાની બાઈક એજન્સી છે. માલિકની દયાથી સારી ચાલે છે. આ બાજુ નીકળે તો આવજે. આડાજણ આવીને ફોન કરી, તો હું લેવા આવીશ અસલમ બોલ્યો. હા ક્યારેક ચોક્કસ મળીશું કેતન બોલ્યો. હવે કંઈ વધુ પૂછવા જેવું ન હતું અસલમ રાજકોટમાં નહીં પણ સુરતમાં જ હતો. કે તને આશિષ અંકલને ફોન જોડ્યો. આશિષ અંકલ કેતન બોલું કેતને કહ્યું. હા બોલ કે તને મજામાં ભાઈ. આજકાલ ક્યાં છો અંકલ? કેતન બોલ્યો. અમારું તો વારંવાર બદલાતું જ રહે છે ભાઈ. બિસ્તરા પોટલા તૈયાર જ રાખવાના. અત્યારે વલસાડ છું. કંઈ કામ હતું? આશિષ અંકલ બોલ્યા. ના અંકલ મને કોઈએ કહ્યું કે આશિષ અંકલ જામનગર બાજુ છે એટલે જસ્ટ જાણવા ફોન કર્યો. ચેતન બોલ્યો. ના રે ભાઈ આપણે સાઉથ ગુજરાત, એ સિવાય બીજા ક્યાંય ન ફાવે. આશિષ અંકલ બોલ્યા. ઠીક છે અંકલ બસ એ જ જાણવા માટે ફોન કરેલો કહીને કે તને ફોન કટ કર્યો. સ્વપ્ન અવસ્થામાં આશિષ અંકલ જામનગરના સુપ્રી ટેન્ડેન્ટ હતા અને કે તને એમને ખૂબ જ મદદ કરેલી. હવે જયેશ ઝવેરી ને જ ફોન કરવો પડશે. એ જામનગરનો છે ને સુરતમાં અભ્યાસ કર્યા પછી અત્યારે જામનગર જ સેટ થયો છે. આ નંબર અસ્તિત્વમાં નથી જયેશ ઝવેરી ના નંબર ઉપર આવો જવાબ મળ્યો. હવે એણે મનસુખ માલવયા, નીતા મિસ્ત્રી, દક્ષા માસી, પ્રતાપભાઈ વાઘાણી, વેદિકા, જયદેવ વગેરે તમામ નંબરો ડાયલ કર્યા. પરંતુ, બધે એક જ કેસેટ વાગતી હતી. આ નંબર અસ્તિત્વમાં નથી શું બધા પાત્રો હવામાં ઓગળી ગયા? મારે દિવ્ય ગુરુજી એવી તે કેવી માયા ઝાડ રચી કે જામનગરમાં મળેલી તમામ જીવનથી વ્યક્તિઓ અસ્તિત્વમાં જ નથી. આ બધું સત્ય છે કે સ્વપ્ન એ ખબર જ નથી પડતી. હું જામનગરમાં હતો એ સ્વપ્ન હતું કે અત્યારે હું જે ટ્રેનમાં બેઠો છું એ સ્વપ્ન છે. કેતને વધુ વિચારવાનું માંડી વાળુ. એણે મગજ ખરેખર બેડ મારી ગયું હતું. એની પાસે first class ની ac ticket એ પોતાની બર્થ પર આડો પડ્યો વિચાર એણે છોડતા ન હતા. પોતાના પૂર્વ જન્મના દાદા જમનાદાસ સ્વરૂપે પોતે કરાવેલા ખૂનનું, પ્રાયશ્ચિત કરવા માટે ગુરુજીને આત્માને સૂક્ષ્મ જગતમાં ખેંચીને જામનગર મોકલ. એવા તમામ પાપોને બાળી નાખ્યા અને પોતાની યોગ વિદ્યાથી પ્રાયશ્ચિત પણ કરાવી દીધું. સ્વામી અભિદાનંદ છીએ જીએ તેને સૂક્ષ્મ જગતમાં ખેંચીને માત્ર અડધાં કલાકની બેહોશી ને દોઢ વર્ષની ગજબ લીલા ઊભી કરી હતી. સાત વાગે જમવાનું ઓર્ડર લેવા વેઇટર આવ્યો એટલે કેતન મેનુ લખાવી દીધું.

આવી સ્વામીજી સાથે પણ સંપર્ક સાદી શકાય તેમ ન હતો. કારણ કે, સ્વામીજીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે આ જન્મ ધ્યાનમાં વારંવાર મારા દર્શન નહીં થાય. તું સૂક્ષ્મ જગતમાં હતો. એટલા માટે જ જ્યારે પણ તું ઈચ્છે ત્યારે હું તારી પાસે આવી શકતો. આ મારી પોતાની ઈચ્છા થશે ત્યારે હું સામેથી આવીશ. વિચારોમાં અને વિચારોમાં એ ઊંઘી ગયો. પાંચ વાગે આંખ ખુલી એટલે ધ્યાનમાં બેસી ગયો. ગાયત્રીજીની પાંચ માળા કરવાની સ્વામીજીએ કહેલું. પરંતુ, પોતાની પાસે માળા ન હતી. પેલી માયાવી માળા તો માયામાં જ ઓગળી ગઈ. સુરત જઈને નવી ખરીદવી પડશે.

ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. સુરત જવા માટે બધી જ ટ્રેનો સાંજે ઉપડતી હતી. હજુ ચાર પાંચ કલાક પસાર કરવાના હતા એટલે એને બહારથી નીકળીને રીક્ષા કરી. અને એરપોર્ટ પાસેની ઉમેદ હોટલ પર પહોંચી ગયો. રિક્ષા વાહનની પાંચ મિનિટ ઊભું રહેવાનું કહ્યું. વારાણસી જતી વખતે એનું આખું ફેમિલી ઉમેદ હોટલમાં રોકાયું હતું. એને એ યાદ આવ્યું. રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને પૂછ્યું ઓગણીસ તારીખ ની સાંજે જામનગર થી કેતન સાવલિયા ફેમિલી અહીં આવ્યું હતું. ત્રણ રૂમ બુક કરાવી હતી. જરા ચેક કરો ને. કેતન બોલ્યો. રિસેપ્શન કાઉન્ટર ઉપર કોઈ રાજસ્થાની છોકરો, ડ્યુટી ઉપર હતો એણે રજીસ્ટર ચેક કર્યું. नहीं सर केतन सवालिया नामना कोई कस्टमर ओगनिस तारिक को हमारे यहा नहीं ठहरा है રિસેપ્શન બોલ્યો. okay thanks. કહીને કેતન બહાર નીકળી ગયો. રિક્ષામાં બેઠા બેઠા એણે અચાનક જામનગર જવાનો નિર્ણય લીધો. સ્ટેશન ઉપર સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનની ticket window પાસે જઈને એને enquiry કરી અને પછી સવારે પાંચ વાગ્યે ઉપડતી. સૌરાષ્ટ્રની ફર્સ્ટ ક્લાસ ટિકિટ નું રિઝર્વેશન કરાવી દીધું. એક વિચાર અને રાજકોટ અસલમને ફોન કરીને ગાડી મંગાવી લેવાનું પણ આવેલો. પણ ફરી પાછું એને યાદ આવ્યું કે અસલમ તો સુરતમાં છે. હવે બુટલેગર ભાઈ નથી રહ્યો એ ફરી રિક્ષામાં બેઠો અને રીક્ષા મીઠા કડી ચાર રસ્તા પાસે આવેલી હોટલ નાલંદા તરફ જવાનું કહ્યું. હજુ રાત પસાર કરવાની હતી. નાલંદામાં રાત રોકાઈને, પછી સવારે ચાર વાગે ઊઠીને, ફરીથી સ્ટેશન ઉપર આવ્યો. અને મુંબઈ આવી રહેલા સૌરાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ કોચમાં એ બેસી ગયો. અને બપોરે લગભગ બાર વાગે જામનગર સ્ટેશન પર એને પગ મુક્યો. સ્ટેશનની બહાર એની આંખો મનસુખ માલવયા ને શોધી રહી હતી. આજ સ્ટેશન ઉપર દોઢ વર્ષ પહેલા ગુરુજીની માયાવી વ્યવસ્થામાં જ્યારે એ જામનગર આવ્યો હતો. ત્યારે, મનસુખ માલવયા એને લેવા આવ્યો હતો. હમણાં જ પાંચ છ દિવસ પહેલા વારાણસી જતી વખતે જયેશ ઝવેરીને એણે વળાવવા પણ આવ્યા હતા. એની આંખો ભીની થઈ હતી. પરાણે પોતાની લાગણીઓને કાબુમાં લીધી. એણે રડવાનું બંધ થયું. પરંતુ આ પબ્લિક જગ્યા ન હતી. ભૂખ લાગી એટલે પરીક્ષા કરીને સીધો ગ્રાઉન્ડ ચેક ના હોટલમાં જમવા ગયો. આ હોટલ સ્વપ્નસ્થાની, એની જાણીતી હોટલ હતી એટલે ચિત પરિચિત લાગે જમવામાં મન લાગતું ન હતું છતાં જમવું જરૂરી હતું. ભૂખ લાગી હતી. એટલે રીક્ષા જમીન અને બીજી રીક્ષા કરી.

મનોમંથન કર્યા અને ડોરબેલ દબાવ્યું. થોડીવારમાં એક બહેન બહાર આવ્યા. તમારે કોઈનું કામ છે? કોઈ આગંતુક જોઈને બહેન બોલ્યા. જી મારે જયેશભાઈ ઝવેરી નું કામ હતું. કેતન બોલ્યો. જયેશભાઈ?

અને એ તો અહીંથી રાજકોટ વાયા ગયા. સરનામું અમારી પાસે નથી. પેલા બે ને રોકડો જવાબ આપ્યો. અહીંથી ત્રીજા મકાનમાં જશુભાઈ મિસ્ત્રી રહેતા હતા. એમની જલ્પા અને નીતા નામની છોકરીઓ હતી. એ લોકો રહે છે અત્યારે? હજુ પણ કેતન પોતાની સ્વપ્ન અવસ્થા માંથી સંપૂર્ણપણે બહારે આવ્યો ન હતો. ભાઈ તમે કેટલા વર્ષ પહેલાની વાત કરો છો? તમે ભુલા પડ્યા લાગો છો. અહીંયા એવું કોઈ નથી રહેતું કહીને, ફટાક દઈને દરવાજો બંધ કરી દીધો. આ એક workbook છે. એની અંદર આ બધી સીટો છે. તો અહિંયા જે તમને નિશાન દેખાઈ તેના પર click કરતા એ થી તમે plus કરી શકો. તો જે સીટ, જેટલી સીટોની જરૂરિયાત છે, એ પ્રમાણે વધારી શકો છો. આ તમને ABCD જે દેખાઈ છે, એ ઉભી row છે. જેને column કહેવામાં આવે છે. અને જે અહીંયા એકથી ને અહીંયા આગળ જે નંબર દેખાઈ છે, જે આડી row છે, એને row કહેવામાં આવે છે. અને આ ઉભી row અને આડી row જે મળે છે જ્યાં અને જેના દ્વારા જે એક ખાનાનો નિર્માણ થાય છે, તેને cell કહેવામાં આવે છે. તે cell નું column અને row તેના નામ, દ્વારા એક નામ બને છે. જયારે, જો અહિંયા C છે, અને સાત નંબરની row છે. C column અને row સાત. એટલે કે C સાત. પણ અહીંયા બંધ box ની અંદર એનું નામ જોવા મળે છે. જેવી રીતના તમે cell ની અંદર તમારું cursor લઇ જશો, તો તમને એ cell નું નામ જોવા મળેશે. એટલે કે આ ખાનું છે એ E ના નામથી ઓળખાશે.

શું શું ઉપયોગમાં લેવાય છે તે જાણી લેશું. સૌપ્રથમ અહીંયા છે paste. હવે ધારો કે મારે આ sheet ની અંદર થોડુંક data છે. આને હું copy કરું છું. Copy માટે તમે right click કરશો તો તમને copy, cut જે બધા નિશાન છે, તે બધા જોવા મળશે. મેં આ data ને select કરી અને copy કર્યો છે અને જે sheet માં આપણે કામ કરતા હતા અહીંયા મારે એને paste કરવો છે. તો પાછી right click કરશું ત્યારે તમને paste નું નિશાન ખુલી ગયું જાણો કે. ત્યાર બાદ એને paste કરી દેશું. તમે જો જો કે અહીંયા મારો સંપૂર્ણ data આવી ગયો છે. પરંતુ જે formula ઓ હતી, એના દ્વારા જે data હતો, એ આપણને મળ્યો નથી.

અર ઘણા બધા પ્રકારો છે paste ના. ધારો કે આ જ data ને હું advance paste કરું, તો આ મને જે value છે, એ value માં મળી રહે. પરંતુ એટલું આપણે basic level અત્યારે શીખી રહ્યા છે, તો એ આ video ની અંદર આપણે advance level ની ફોર્મ્યુલાઓ નહિ શીખશું. ફક્ત basic knowledge જેટલું શીખી લેશું. તો આ એક data છે. હવે આપણે ઉપરના column માં આ જ data નો apply કરશું, પ્રથમ paste જેવું આપણે paste, paste એકલું ક્યારે કામ ન કરી શકે. એની સાથે cut કે paste હોવું જોઈએ. ધારો કે આ data છે. એને હું cut કરું છું. અને અહીં હું paste કરું છું. તમે જોશો કે જયારે data ને cut કરવામાં આવે છે, ત્યારે એ મૂળ જગ્યાએ રહેતો નથી. પરંતુ આ data ને પાછો લાવા માટે control Z એટલે control Z થી આપણે data જે-તે જે કર્યો એ data પાછળ આગળ જે હતો એ જ મૂળ સ્થિતિમાં આવી જાય છે. પરંતુ હવે મારે આ data ને અહીંયા copy કરવો છે. Copy કાર્ય બાદ અહીંયા paste. જો તમે જોશો કે copy paste કરતી વખતે data મૂળ જગ્યાએ પણ રહેશે અને જે જગ્યાએ આપણે paste કર્યો છે, તે જગ્યાએ પણ આવી જાય. એટલે કોઈ વખતે આપણને data એક મૂળ જગ્યાએ જોઈતો હોય અને બીજી જગ્યાએ પણ આપણે લઇ જવો હોય, ત્યારે આપણે copy paste નું ઉપયોગ કરશું. અન્યથા આપણે cut paste વાપરીશું. નીચે forward print હશે. ધારો કે ઘણા બધા data છે અને તમારે બધા data ને same ની અંદર same size ની અંદર લઇ જવો છે. તો આ format printer formula આપણને easy પડે છે. ધારો કે આ data છે. અહીંયા આ અને આ . Size માં ઘણો બધો difference છે. અને એનું alignment પણ સરખું નથી. અહીંયા વચ્ચે છે અહીંયા side માં છે. તો આ બધું set કરતા આપણને બહુ ઝાઝો સમય લાગે. પરંતુ મારે એવું જોઈએ છે કે આ રમેશ જે સ્થિતિમાં છે, એ સ્થિતિમાં મારે આ data પણ જોઈએ. એ જ size માં એ જ માં એ જ alignment માં. તો આપણે format રમેશ પર click કરશું. મતલબ જે column માં data છે, એના પર. અને format printer કરશું અને જે જગ્યાએ તમારે એ જ format માં data જોઈએ છે, ત્યાં select કરી લઈશું. તમે જોશો કે જે રમેશના હતા, તે size માં થઇ ગયા છે. કે રમેશ middle માં છે એટલે આ પણ middle માં થઇ ગયું છે. તો આ હતો format printer નો ઉપયોગ. તો હવે printer થી ઘણા મોટા પ્રમાણમાં data હોય ત્યારે એ data ને એનું setup કરવાની અંદર ખુબ જ મદદરૂપ બને છે. ત્યાર બાદ અહીંયા છે તમે આ data ના તમે જે ઈચ્છો તે તમે અહીંયા change કરી શકો છો. તમારે

અહીંયા એની size છે. તમે જેટલો size માં data અર જોઈએ તમને, એ size તમે બદલી શકો છો. એની બાજુમાં જે નાના મોટા બે નિશાન છે, A અને small A એના દ્વારા આ તમે અહીંથી select કરી ને ન કરવા માંગતા હોય તો direct પણ કરી શકો છો. ધારો કે અહીંથી કરશું. હું જેમ જેમ click તમે દબાવી દેશો તેમ એ size મોટી થતી જશે. અહીંથી નાની થઇ જશે. ત્યાર બાદ એની નીચે અહીંયા B, I અને U. B એટલે કે bold ધારો કે મારે અહીંયા આ નામ છે એને bold કરવું છે. તો આપણે એને bold પણ કરી શકીશું. અને italic કરવું હોય તો આ આનાથી italic અને તમે જો આને underline કરવા માંગતા હોવ, તો U દ્વારા underline આ પ્રક્રિયાની કેટલીક shortcut કીઓ પણ છે, પણ એનો અલગ આપણે video બનાવશું. કેમ કે આ video બહુ લાંબો થઇ જાય, એ સમગ્ર પ્રક્રિયાને વર્ણવી હોય તો. હવે ત્યાર બાદ છે અહીંયા તમે border તમે જે પ્રકારની border લગાવા માંગતા હોય border લગાઈ શકો છો. ધારો કે આ અહીંયા border છે હાલ. આને મારે આને હટાઇ દેવી છે, border નથી રાખવી. તો તમે જોશો કે અહીંથી તમામ જે આજુબાજુની border હતી, એ border નીકળી ગઈ છે. જી. હવે border માં ઘણા બધા પ્રકાર હોય. તમે જાતે પણ draw કરી શકો છો. અર જે select column છે એને direct પસંદ કરીને પણ border લગાઈ શકો છો. અને જે પ્રમાણમાં તમને જે border જોઈતી હોય, એ border ઉપયોગ કરી શકો છો. અને line ને colour પણ છે, ઘણા બધા તમે અલગ અલગ colour ની જો border બનાવા માંગતા હોય અને અલગ અલગ અર પ્રકારની lining કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. ધારો કે મારે આને અહીંયા આ રીતે જે reading છે એને નવી border માં લેવી હતી, તો double border પણ કરી શકાય છે. ત્યાર બાદ અહીંયા colour છે અહીંયા colour છે. આ colour છે એ તમે જે જગ્યાએ select કરશો તે આખા area ને cover કરશે. અને આ છે તે અંદરના જે તમે છે લખેલા ધારો કે આ જે heading છે એ હું red માં કરવા માંગુ છું. અને થોડું એને મોટી size માં કરી દઈએ છે. તો એ red થઇ ગયું છે. અને આનું જે colour છે એ મારે change કરવો છે. તો એ હું અહીંથી change કરીશ. અને અહીંયા મેં એક yellow colour પસંદ કરી લીધો છે. તો આ આને જરા આપણે colour પણ પસંદ કરી શકીએ છે. ત્યાર બાદ આ તમને જે નિશાનીઓ જોવા મળે છે, એ line જ છે. તમે જે પ્રથમ છે, એને જરા આપણે ને સૌથી છે અને ઉપરના ભાગે લઇ જઈ શકીએ છે. ત્યાર બાદ આ middle અને આ છે તે નીચેના ભાગે. પરંતુ એનાથી જે data છે, એની કોઈ side માં નહિ ફરક પડશે. એ જ્યાં હાલતમાં ર~હશે, ત્યાં જ રહેશે. પરંતુ ઉપર એટલે કે middle તે cell ની અંદર તેનો ફેરફાર થશે. અહીંયા જોશો તમે તો અહીંયા જે side છે, ધારો કે આ મોટું column કરીએ તો તમને ખ્યાલ આવશે. કે આનાથી શું ફેરફર થયું કે અહીંયા ઉપર જતું રહ્યું. ત્યાર બાદ middle આવી ગયું. ત્યાર બાદ નીચે. આ ઉપરની હરોળ છે. એ એનાથી એ ફેરફાર થાય છે. ત્યાર બાદ જમણી બાજુ, ડાબી બાજુ અને વચ્ચે કઈ માટે આ ઉપયોગ થાય. તમે જોશો અહીંયા બરાબર આડી લીટીને અર side થી starting થી ચાલુ થાય. ત્યાર બાદ અહીંયા લેવું હોય તો આ છે તો છેક પાછળ આવવા દે. જેને ડાબી બાજુથી અર જમણી બાજુથી start થઇ જાય છે. અને આ છે તે middle થી. તો હવે middle માં તો આ રીતે જે તમારે હતી એ રીતે set કરી દઈએ છે. તો આ હતો

ત્યાર બાદ અર ઘણી વખત આપણે જે કોઈ sheet ની અંદર નામને અમુક વખતે જોતા હોય છે કે આડું કરેલું હોય છે. તો એ એને rotate કરવા માટે આ option છે rotate